થાય હવે મિત્રો આ જે sum product નો જ્યાં થાય છે actually મા આપળે એ જોયીયે જો મિત્રો અયીયા product નું નામ કોઈ પણ હોય એ બી સી હોય abc બરોબર xyz ઝેડ હોય હવે મિત્રો આ quantity છે આ આપળે એ બી સી quantity ની abc છે પાંચ અને આ ક્ષ વાય ઝેડ ની xyz બરોબર હવે એની quantity શું છે per item price શું છે તો per item price છે આ સૌ રુપયા ત્યાર પછી આ ક્ષ વાય ઝેડ xyz product ની price છે પચ્ચાસ રુપયા per item બરોબર હવે આપળે sum product કરીએ અને શું મળે આપળે અયીયા જોયીયે કે તોય એક item ની price સૌ રુપયા છે એ પાંચ item ની price કેટલી એક ક્ષ વાય ઝેડ item વેચે તો એની એક item ની price પચચાસ રુપયા છે તો દસ item ની price કેટલી આવી રીતે આપડા list આપ્યું હોય અને આપળે તેનો આ total production જોયીતે તો sum product લગાવાનું

sum product જે છે તે કામ કરે છે એટલે આ જે invention management કે પેલું price જે તમારે product જે quantity હોય છે તેનું આપળે quantity wise તમે કારવ્યું લેં તો item કેટલી price થાય છે કેટલો જત્થો હોય છે એ price શોધવા માટે આપળે sum product સૌ થી વધારે use થાય છે ઘણી બધી જગ્યા sum product ની use થાય છે સૌ થી વધારે અયીયા થાય છે એટલે માટે sum product સાથે પણ શામ્જાવી દીધું કારણ કે અયીયા સૌ થી વધારે sum product નું use થાય છે ત્યાર પછી formula છે sub total હવે મિત્રો sub total નું use શું છે હવે તમારે મિત્રો અયીયા જુવો આજે ટેબલ આપેલું છે તેમાં આપળે લગાવીએ છે સૌ ફિલ્ટર એટલે ડેટા માં જયીયે ને ડેટા ટેબ ને જયીયે ને એ ફિલ્ટર તમે લગાવ હવે મિત્રો અયીયા ફિલ્ટર લગાવી તમે હવે ફિલ્ટર ની અંદર તમે જોયી શકો છો માની લો કે હું સંડે નો જે દિવસ છે તે ડેટા હું કાઢી નાખું છું સંડે નું મેં કાઢી નાખો પણ અયીયા તો તમે જુવો આ total જે છે પેહલા હતાવી દો બરોબર હવે આ બધા દિવસો આવી ગયા આ બધા દિવસો નો સરવાળો કેટલો છે આટલો જ છે બરોબર આઠ હજાર ચાર સૌ ને ચાર ફિલ્ટર ફિલ્ટર લગાવી ને આપળે રવિવાર ના દિવસે જે પણ production જે છે તે આપળે કાઢી નાખ્યે બરોબર અયીયા આપળે રવિવાર ના દિવસે અપડે લાધી નાખ્યે તો જે રવિવાર ના દિવસે આપળે અયી થી તમે કે રવિવાર અયી થી જતા રહીએ બરોબર આ list મા થી આપણ ને જોવા નહી મળે તો પણ અયી ટેબલ મા કોઈ ફેરફાર નહી પડે તો પણ તો રવિવાર ના દિવસ આપળે કાઢી ને તો છતાં પણ રવિવાર ના દિવસ ની જે પણ production જે છે તેનો સરવાળો અયીયા સેટ થયેલો છે બરોબર તો sub total ના use કરી ને આપળે શું કરી સક્યે તો જુવો સૌ પ્રથમ આપળે અયીયા ફિલ્ટર હ્ટાયી દિયે અને sub total મા use કરીએ is equal to હવે મિત્રો sub total ની અંદર એવું નથી કે તમે પણ સમી કરી શકો sub total ની અંદર તમે મિત્રો જો અયીયા જો function આપેલા છે જે આ list ખોલ્યું છે તે બધા function ની list તમને આ sub total ની અંદર કરી શકો બરોબર આપળે અત્યારે સરવાળો જોયીયે છે તો આનો અહિયા સરવાળ આમા આપળે લખ્યે તો સરવાળો શું છે નવ નમ્બર ઉપર છે નવ તમને અને કોમા લગાયી ત્યાર પછી છે શેનો total કરવો છે તો આપળે total production નું total કરવો છે આ select કરી ને bracket close કરી અને એન્ટર આપો જો તમને જુવો અયીયા આગળે જે total જે છે એ total આઠ હજાર ચાર સૌ ચાર અને આ total અપન ને બન્ને મળી જાય હવે જોયીયે આપળે ફિલ્ટર લગાયી ને હવે જો મિત્રો તમે અયીયા બે ઉપર ફિલ્ટર લગાવો અને હવે આપળે અયીયા જોયીયે કેહવે આપળે sunday ના દિવસ કાઢી નાખીએ આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઓગણત્રીસ ટકા જમીન તથા એકોતેર ટકા જળાશયો દ્વારા બની છે

આપણે જમીન નું પ્રદુષણ અટકાવવું ખુબજ જરૂરી બની રહ્યું છે ખાસ કરીએ આ સમયે જયારે આપડે વિચાર્યે વન નાબુતી શહેરીકરણ વગેરે તરફ આગળ વધી રહ્યા છીએ જયારે ભૂમિ પ્રદુષણ કહેવામાં આવે તો ભૂમિ પ્રદુષણ એટલે શું તે આપડે સૌ પ્રથમ જોઈ લઈએ રસાયણ ધાતુ ના દ્રાવક

અને આ પાણી ના પ્રવાહ સાથે જે જમીન ની ઉપ્પર ની ફળદ્રુપ સ્તર છે તેનું ધોવાણ થઇ જાય છે અને આના લીધે ભૂમિ પ્રદુષણ થાય છે જેમાં જે ફળદ્રુપ જમીન છે તેનો નાશ થાય છે બીજું જ્યાએ ધાતુ ના દ્રાવક છે તે જમીન ના આ ફળદ્રુપ સ્તર સાથે ભળે ત્યારે તેની ફળદ્રુપતા ઘટાડે છે અને કેટલી વાર જે નુકસાનકારક ઘટકો છે એ જમીન સાથે ભળી જાય છે જે પછી વનસ્પતિ ઉગે તે આ બધા ઘટકો નું શોષણ કરે છે અને પરિણામે વનસ્પતિ ને પણ અને એ વનસ્પતિ ખાનાર મનુષ્ય અથવા તો પ્રાણીઓ ને પણ નુકસાન પહોંચાડે છે ભૂમિ પ્રદુષણ જોવા જઈએ તો બે રીતે થાય છે એક તો છે કુદરતી રીતે અને બીજું માનવ સર્જિત છે જે કુદરતી રીતે ભૂમિ પ્રદુષણ થાય છે જેમ કે ત્સુનામી આવે અસિડવર્ષા થાય અથવા તો દરિયા નું ખરું પાણી છે તે જમીન ઉપ્પર આવી જાય તો તેને

તો છે શહેરીકરણ અને બીજું ઉદ્યોગીકરણ જયારે લોકો એ ગામડાઓ અને જે ગ્રામ્યવિસ્તાર છે તેમાંથી શહેર તરફ સ્થળાં સ્થળાંતર કરવા નું સરું કર્યું ત્યારે તે કોઈ જગ્યા છે તે ઓછી પડવા લાગી ઉપાય રૂપે

તે ઉભા કરી દીધા જયારે વૃક્ષો કાપવા નું શરુ કર્યું વિચાર્યા વગર તેને જ લીધે વન નાબુદી નો જન્મ થયો અને વન નાબુદી ના લીધે જે વનસ્પતિઓ છે તેના મૂળ જે જમીન ને અટકાવી રાખતા હતા પાણી ના પ્રવાહ ની સામે તેનો નાશ પામવા લાગ્યો અને જે ધોવાણ હતું માટી નું તે વધી ગયું જેને લીધે ફળદ્રુપ જમીન ઓછી થવા લાગી બીજું જયારે ઉદ્યોગીકરણ વધ્યું તો તેમાંથી નીકળતો જે કચરો છે કારખાનાઓ factory ઓ વગેરે માંથી તે બધા નો નિકાસ કરવા માટે બે સ્ત્રોત અપનાવવામાં આવેલા એક તો જળસ્રોત માં તેમને નાખી દેવા માં આવતો કચરો અથવા તો જમીન પર ઢગલો કરવા માંડેલો તો જયારે કચરો જળ માં પ્રવાહિત કરવા માં આવ્યો તો તેને લીધે જળ પ્રદુષણ થવા લાગ્યું અને જે કચરો જમીન ઉપ્પર જ ઢગલો કરવા લાગ્યા તેને લીધે ભૂમિ પ્રદુષણ થવા લાગ્યું ભૂમિ પ્રદુષણ માટે સોઉથી ખતરનાક સાબિત થયેલો પદાર્થ છે તે છે પ્લાસ્ટિક જેનો ઉપયોગ આપડે ખુબ જ કરીએ છે છેલ્લી સતાબ્દી છેલ્લી બે જેબી આપડી ગઈ છે દશક તેની અંદર તો આપડે પ્લાસ્ટિક નો ઉપયોગ એટલો બધો વધારી દીધો છે કે તે ચિંતાજનક બની ગયું છે

એ એક કરીને એક ઢગલો થયા કરે છે અને જમીન ની ફળદ્રુપતા છે તેને ખુબ જ ઘટાડી દે છે ભૂમિ પ્રદુષણ થવા નું એક બીજું કારણ આપણ છે કે કૃષિ ની અંદર જયારે જન્તુનાશક વાપરવામાં આવેછે અથવા તો રાસાયણિક ખાતર વાપરવામાં આવે છે તો તેના લીધે પણ ભૂમિ નું પ્રદુષણ થાય છે તેમાં રહેલા અમુક જેરી રસાયણો જે છે અથવા તો જે ઘટક એ બધા જમીન ની અંદર શોષિત થઇ જાય છે અને જમીન ની જે ગુણવતા છે તે ઓછી કરી નાખે છે ભૂમિ પ્રદુષણ એક તો જળ પ્રદુષણ જે થાય છે તેને લીધે પણ વધે છે જયારે પ્રદુષિત જળ ભલે તે નદી માંથી હોય અથવા તો ભૂગર્ભ જળ હોય તે બધું જમીન સાથે સંપર્ક માં આવ છે તો જે જળ માં રહેલા પ્રદુષક છે તે માટી દ્વાર શોષી લેવા મ આવે છે અને એ પ્રદૂષકો પછી માટી ને બી પ્રદુષિત કરી નાખે છે હવે ભૂમિ પ્રદુષણ થી બચવા માટે આપડે કેટલાક એક તો પહેલા સાવચેત થવું જોઈએ અને પછી કોસીસ કરવી જોઈએ કે આપણે તે ઓછું કરી શકીએ તેન માટે પહેલા તો આપણે વૃક્ષારોપણ કરી શકીએ છીએ વૃક્ષારોપણ દ્વારા જે વૃક્ષ છે અથવા તો જે બધા છોડ છે તેના મૂળિયા જમીન ને જકડી રાખે છે જેના લીધે પાણી નો પ્રવાહ જયારે જમીન ઉપ્પર થી જાય છે ત્યારે માટી નું ધોવાણ થતા અટકાવે છે રાસાયણિક અને જે ખતરનાક બધા કીટનાસકો વપરાય છે ખાતર તરીકે ખેતર માં તેની જગ્યા એ જૈવિક ખાતર નો ઉપયોગ કરવો જોઈએ પહેલા તો આપણે કચરો પણ ઓછો કરીએ જેમ બને તેમ પ્લાસ્ટિક નો કચરો જે છે તો બને તેટલો આપણે ના પાડીએ તેને જયારે શાકભાજી લેવા બજાર માં જઈએ અથવા તો કોઈ વસ્તુ ખરીદવા જઈએ ત્યાંથી પ્લાસ્ટિક નો થેલી ઓ લેવાની ના પાડીએ સાથે કાપડ ની થેલી લઇ જય શકીએ છીએ ને જે ઘરમાં રોજબરોજ નો કચરો નીકળે છે તેમાંથી આપણે સૂકો અને ભીનો કચરો અલગ કરીએ જેથી એ કચરા ને નિકાશ કરવા નો હોય તો

અને જળ પ્રસદુષણ અટકાવીએ આપડે જળ પ્રાદુહન ફક્ત જળ જ નહિ પરંતુ આપણે જેમ આગળ જોયું કે જયારે પ્રદુષિત જળ ભૂમિ ના સંપર્ક માં આવે ત્યારે તે ભૂમિ પ્રદુષણ પણ કરે છે તો જળ પ્રદુષણ બી આપણે અટકાવવું જોઈએ માટે આપણે સાવચેત થવા ની સૌ પપ્રથમ તો જરૂર છે

હા બોલ બોલ ખુશી કેમ છે?

બસ મને પણ સારું છે જો, કે બીજું શું ચાલે? હા યાર જોને રીચાર્જ ના ભાવ કેટલા બધા બધી કંપની ના વધારી નાખે છે જીઓ, એરટેલ, વોડાફોન, બીએસએનએલ બધા લોકો પોતાના ભાવ વધારી લીધા છે એ લોકો ભાવ તો વધારે છે પણ સામે ઈ લોકો સારી એવી સિસ્ટમ ને એવું આપે છે? મને તો કશો ખ્યાલ નથી એના વિશે હા હા, બોવ મફત ના ભાવે પેલા જીઓ આપ્યો બધા ને, ને હવે ભાવ લુંટે છે એવું થયું

હા યાર સાચી વાત છે હો જીઓ ને લીધે તો એરટેલ ને પણ ઘણો બધો ફટકો પડ્યો છે હા ઍટલે જ ને, ઘણા નો માર્કેટ ડાઉન થઈ ગયો છે જીઓ આવાને લીધે અછા, એવું હોય છે એમને?

હા તો તો ઘણું સારું કેવાય, પણ મને ખુશી છે ને એક જીઓ ના બીજા સમાચાર એય મલ્યા તા કે રિલાયન્સ જીઓ બાદ બીજી ઘણી બધી કંપની ઑ એ હે ને હે અ નેટ કોલિંગ ના પૈસા લેવાનું ચાલુ કરી દીધું છે હા એ પણ છે તારી વાત સાચી છે હો હા એ વાત તો છે કે એના જેટલો સસ્તો ફોન હજુ સુધી માં એકે બાર પડ્યો નથી તારી વાત સાચી છે હઅ ઈ જ ને, અને પાછા બધા તો એમેય કે છે કે પેલી જાન્યુઆરી થી છે ને હે રિલાયન્સ જીઓ વાળા એના પોતાના વોઇસ કોલ ને આઇઓસી બંધ કરી રહ્યા છે એવું કઈક કે છે હા હા એવી રીતે હતું પેલા સાચી વાત છે તારી હા ઈ પણ છે, પણ આમાં તો પછી એમેય બધા કે છે કે છે ને હે એણે જીઓ થી જીઓ બીજા નંબર લોકલ કોલ માટે પૈસા લેવાનું શરૂ કર્યું અછા, એવું છે એમને? ઓકે, ઓકે, ઓકે આમાં જીઓ ના પ્રીપેડ ના ભાવ વધ્યા કે પોસ્ટપેડ એ તને ખબર છે? અછા, એવું છે એમને મને પોસ્ટપેડ કરવા ઍટલે

પોસ્ટપેડ માં આપડે છ ને હે મંથે મંથે રીચાર્જ કરાવા નું હોય, એકી સાથે આપડે થાઈ નઇ રીચાર્જ પોસ્ટપેડ માં આપડે છે ને મંથ નું બિલ ભરવાનું મંથના એન્ડ માં અ આપડે જેટલા ડેટા યુઝ કરી એ ને એટલો જ બિલ આવે હ અને પ્રીપેડ માં તો શું આપડે મંથે ચારસો રૂપિયા નું કે તનસો રૂપિયા નું રીચાર્જ કરાવ્યું ને આપડે કાયમ આટલા બધા ડેટા વપરાવના નહિ તો આપડે ડેટા વય જવાના ચાન્સ રે ઓલા પોસ્ટપેડ માં છે ને આપડા ડેટા કયાય જાઇ નઇ અને ડેટા કેરી ફોરવર્ડ એય પોસ્ટપેડ માં એટલે અછા, સાચે હમણાં તો ન્યુજ માં પણ એ આવ્યુ તું કે છે ને એરટેલ કંપની ઉપર છે ને હે પચાસ કરોડ નું દેવું છે, બોલ આટલું બધુ દેવું કાઈ હોતું હશે?

હા ગમે ત્યાં મલી જાય છે, સાચી વાત છે તારી હા ભાવ તો બોવ જ વધી ગયા છે ઍટલે જ તો મારે હવે વીઆઈ નું વિચારું છૂ

હા એ છે હો

ઠેક સારું કેવર લે તો પછી

હઅ, હઅ, ઓકે સારું બરાબર એરટેલ નું તો હવે નેટવર્ક સાવ ડાઉન થઈ ગયું છે એવું જાણવા મલે છે ખુશી હા બરાબર છે, એરટેલ ની તો ઘણી ઓફિસો પણ બંધ થઈ ગઈ છે. હા માર્કેટ વેલ્યુ તો હોવી જોઈ એ ને બિકૌજ એરટેલ ની નેટવર્કિંગ સિસ્ટમ જ નથી સારી ઍટલે હા એટલે જ ને ઍટલે તો કસ્ટ હા જીઓ નું નેટ તો ઓલ ઈન વન ઈન્ડિયા માં ગમે ત્યાં નેટ પકડાય જ છે, ઍટલે જીઓ માં કાઇ વાંધો આવ હા એટલે જ ને જીઓ ટુ જીઓ માં ઘણા બધા બેનિફિટ છે, એટલે મોસ્ટ ઓફ બધા જીઓ જ લેય ને અત્યારે

હા ઍટલે જ ને, અત્યારે તો કાઈક અ ટેલિકોમ માં તો બીજું ઘણું બધુ પણ આવ્યું છે કે આ વ્હોટસપ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એ ફેસબુક ની જગ્યા એ બીજી કંપની એ ખરીદી લીધું છે હા બરાબર છે, આતો વ્હોટ્સઍપ માં ને એમા તો એવું આવ્યું છે કે અત્યારે છે ને પેલા આપડે વ્હોટસઅપ આપડે પેલા ઓપન કરતાં ને તો વ્હોટ્સઅપ ફ્રોમ ફેસબુક આવતું તને ખબર હોય તો લખેલું

હા અત્યારે મેતા કંપની વાળા એ આ બધુ ખરીદી લીધું છે હો એફબી વાળા એ મેતા કંપની ને આ બધી ત્રણેય એપ વેચી દીધી છે ઍટલે હવે એનો સિમ્બોલ આવે છે હા હા હમણા જ વીઆઈ વીઆઈ ની હમણાં જ એનિવર્સરી ગઈ ને ત્યારે જ મને વીઆઈ કંપની માં થી ફોન આવો તો કે છે ને હે અત્યારે ઈ કે તમે પોસ્ટપેડ ને એવું તમે કરાવો ને તો ઈ કે એક મહિના નો ડેટા ઈ કે તમે એક મહિના નું બિલ ભરો ને એક મહિના ડેટા ફ્રી વાપરવા મળે એવું કાઈક કેતા હતા વીઆઈ વાળા ઈ

હા, ઍટલે જ ને

હા એટલે જ ને હા ઍટલે જ ને, સારું મને તો કાઇ આટલી બધી ટેલિકોનીંગ ની બોવ ખબર નોતી સારું થયું તે મને કીધું ખુશી થેન્કયૂ હો. હા હા કાઇ વાંધો નહી સારું ચાલ બાઇ બાળ અપરાધ ની સમસ્યા દરેક સમાજ મા પડતા રૂપ છે. બાળકો મા રહેલી અપરાધ વૃત્તિ ને સજા ના માધ્યમ થી નહિ પરંતુ સુધારણા ના માધ્યમ થી રચન્ત્મક દિશા મા વાળવી એવી કાયા ની જરૂરત છે. આ બાબતો ધ્યાન આ બાબતો ને ધ્યાન મા રાખીને ભારતના બંધારણો મા બાળકો માટે કેટલી કાનૂની જોગવાઈ પણ કરવામા આવી છે બંધારણ ની આ જોગવાઈઓ ની સ્તર કેટલીક સંસ્થાઓ ની સ્થાપના કરવા માં આવી છે જેનું સંચાલન સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા થઇ છે. રાજ્ય ના સરકાર ને આ આર્થિક અને વહીવટી જવાબદારી સોપવામાં આવી છે. કેટલીક અગત્ય ની બાળપણ સુધારણા સંસ્થાઓ સમજૂતી આ પ્રમાણે છે. પેલા આવે છે. સુધાર શાળાઓ જે રાજ્ય માં બાળ કાયદાઓ નો અમલ થતો નથી. અમલ મા નથી. તેવા રાજ્ય મા ઇસ વીસન ઓગણીસો સીત્યાસી મા Recoverment school ની જોગવાઈઓ મુજબ સુધાર શાળા સ્થાપવામા આવી છે. બાળકો ના અપરાધ સાબિત થયા પછી બાળ અદાલત બાળ અપરાધી ને સુધાર શાળા મા મોકલી આપે છે. પંદર વર્ષર્થી નીચે ની વયના બાળ અપરાધી અપરાધીએ ગંભીર અપરાધ કર્યો. હોઈ તો ત્રણ થી સાત વર્ષ સુધી આ શાળાઓ મા રાખવામા આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ શાળાઓ નું સંચાલન કરવામા આવે છે. આ શાળાઓ મા અપરાધ ના અલગ અલગ પ્રકારો ને અલગ અલગ પ્રકારો પ્રમાણે બાળ અપરાધી ને અલગ અલગ રાખવાની જોગવાઈઓ હોઈ છે. આ શાળા મા તમને શિક્ષણ અને વ્યવસાય તાલીમ પણ આપવામા આવે છે. બીજું આવે છે પ્રમાણિક શાળા ઓ જે રાજ્ય મા બાળ કાયદો અમલ માં છે. ત્યા બાળ અપરાધીઓ ને સુધારણા માટે પ્રામાણિક શાળાઓ certified school મા રાખવામા આવે છે આ શાળાઓ બાળકોને દેખભાળ બાળકોના દેખભાળ ઉપચાર અને સુધારણા માટે કામ કરે છે. આવી પ્રામાણિક શાળાઓ મા બાળ અપરાધી ને ઉપચારિક શિક્ષણ ઉપરાંત તેમને તેનામા અનુશાસન ની ભાવના દ્રઢ થાય. તેમજ સમાજ ને સમાજ માટે

લાગે કે બાળક સુધરી ગયુ છે. તો તેને સજા નોસમયગાળો પૂરો કર્યા પેહલા પણ મુક્ત કરી શકાય છે. જે બાળકો માનસિક રીતે અસ્વસ્થ હોઈ તો તેને વધુ સમય માટે આ શાળાઓ મા રાખવામા આવે છે.

કાર્ય સામાજિક કાર્ય કર કે probation અધિકારીની અધિકારી ને સોપવામાં આવે છે. તે બાળ અપરાધી ની પ્રવૃતિઓ નું નિરીક્ષણ કરે છે. પ્રામાણિક શાળાઓ remand home સાથે સલગ મા હોઈ છે. ત્રીજું આવે છે પાલક ગૃહ દસ વર્ષ કરતા નાની ઉમર ના બાળ અપરાધીઓ ને પાલક ગૃહ મા રાખવામા આવે છે. દસ વર્ષ પછી તેમને પ્રામાણિક શાળાઓ મા મોકલવામા આવે છે. પાલક ગૃહ મા કુટુંબ ના જેવુંજ વાતાવરણ સર્જવા નો પ્રત્યન કરવામા આવે છે. પાલક ગૃહ નું સંચાલન ખાનગી સામાજિક સંસ્થાઓ કરે છે. સરકાર આવા પાલક ગૃહ ને આર્થિક સહાય પણ કરે છે. પછી આવે છે ચોથુ બાર વરસ સુધીના બાળ અપરાધી ના રક્ષણ નુ કામ કરે છે. બાળ અપરાધી કોઈ ગુનાહ કરતો પકડાઈ તો તેને ચોવીસ કલાક મા બાળ અદાલત મા હાજર કરવામા આવે છે. તેની તપાસની થયા પછી ત્યાં સુધી તેને remand home માં રાખવામા આવે છે. બાળ અપરાધી એ કરેલા ગુનાહ ની તપાસણી થાઈ તે અગાઉ તેને નીરક્ષન અને વર્ગીકરણ કરવાનુ કાર્ય remand home મા કરવામા આવે છે. Remand home મા રાખેલા આવેલા બાળ અપરાધીઓ ને વૈજ્ઞાનિક તબે અભ્યાસ કરી તેના અંગે ની માહિતી સંકલિત કરવામા આવે છે. તેને આધારે અપરાધ માટે જવાબદાર કારણો શોધી બાળ કલ્યાણ ના કાર્યક્રમો વડે તેને યોગ્ય દિશા મા વાળવા મા વાળવા માં આવે છે. દરેક remand home એક probation અધિકારી હોઈ છે. આ અધિકારી બાળ અપરાધી ને સમજાવ સમજાવવા નું પ્રયત્ન કરે છે. અને

એ પછી પણ એને remand home મા રાખવામા આવે છે. remand home બાળ અપરાધી પર જરૂરી દેખ રેખ રાખી તેના વર્તણુ અને ચરિત્ર સુધારવાની કરેવાહી કરવામા આવે છે. remand home નુ સંચાલન મોટા ભાગે ખાનગી અને સામાજિક કેળવો આર્થિક કલ્યાણ સંસ્થાઓ કરે છે. સરકાર આવા ગૃહ ને આર્થિક સહાય પણ આપે છે. પાંચમુ છે. બાળ અદાલત સોળ વર્ષ થી નીચે ના વય ના બાળકો માટે બાળ અદાલત ની સ્થાપના કરવામા આવી છે. બાળ અદાલત નુ વાતાવરણ અનોઉપચારિક અને સહાનુભુતિ હોઈ છે. આ અદાલત ની કરેવાહી મા વડીલ ને દલીલો કરવાની છૂટ હોતી નથી. બાળ અદાલત માટે ખાસ ન્યાયાધીશો નીમવા માં આવે છે તેઓ બાળ મનો વિજ્ઞાન ના જાણકાર હોઈ છે. બાળ અદાલત ની તમામ કરેવાહ રાખવામા આવે છે. ભારત ના કલકતા મા ઈસ્વીસન એકતાલીસ મા પ્રથમ બાળ અદાલત ની સ્થાપના કરવામા આવી હતી. હવે આવે છે. યુવા અંજપા નો અર્થ યુવા અન્જાપા નો અર્થ છે. યુવા વર્ગ ના માણસો નો ધેય પ્રાપ્તિ ન ભાગ મા જે અસર ઉદભયો છે. તે અસંતોષ એટલે યુવા અંજની યુવાનો ની જરૂરિયાત ની પૂર્તિ ન થાઈ. અને તેમની સમસ્યાઓ નો ઉકેલ ન આવે ત્યારે યુવાનો જે વર્તન કરે છે. તે વર્તન મા તેમની લાગણી માંગણી અને અસંતોષ ની જે અભીવ્યક્તિ થતી હોય એને યુવા અંજપો કહેવામા આવે છે. આ પ્રકાર ની અભિવ્યક્તિ સંઘઠિત રીતે આંદોલન ઘેરાવ સરગ્રસ્ત કે હડતાલ તરીકે દેખાઈ છે. આજ કરીને શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને અંજપણ સ્તિથી ને યુવા અંજપણ કેહવાઈ. યુવા વર્ગ મા અશાંતિ કે અસંતોષ દેખ અને સમાજ ના ઉજવળ ભવિષ્ય ને અવરોધે છે. વર્તમાન સમય મા યુવા અંજપણ દેખાઈ છે. તે સમગ્ર સમાજ અવસ્થા મા સમાજ વ્યવસ્થા મા સમસ્યા રૂપ છે. યુવા અંજપણ ના કારણો સમાજ ની દરેક સમસ્યા માટે અનેક કારણો જવાબદાર હોઈ છે. યુવા અંજપણ માટે અનેક કારણો જવાબદાર હોઈ છે. આ કારણો ત્રણ વિભાગ મા વેહેંચાવા મા આવે છે પહેલું છે. સામાજિક કારણ બીજું શૈક્ષણિક કારણ ત્રીજુ મનોવૈજ્ઞાનિક કારણ સામાજિક કારણ યુવા અંજપણ અને સામાજિક કારણ નીચે પ્રમાણે છે. પહેલું કુટુંબો યુવા અંજપણ નુ સૌથી સામાજિક કારણ કુટુંબ છે. આધુનિક યુગ માં અનેક પરિબળો ને કારણે કુટુંબ સંસ્થા મા પરિવર્તન આવ્યું છે. સમાજ મા સયુંકત કુટુંબ ના નામે નાના નાના વિવિક્ત કુટુંબ નો વ્યાપ વધ્યો છે પરિણામે કુટુંબ જીવન મા અનેક પ્રશ્નો ઉભા થાય છે. પતિ પત્ની વચ્ચે ના સંઘર્ષો છુટા છેડા કુટુંબો વગેરે યુવા માણસ પર અસર પડે છે વર્તમાન મા મોંઘવારી ના કારણે કુટુંમ્બીક જીવન મા વિવાહ માટે પતિ પત્ની બંને નોકરી કે વ્યવસાય મા જોડાવું પડે છે. આ સંજોગ ના કારણે માતા પિતા પોતાના સંતાનો ને પૂરતો સમય આપી સકતા નથી. પરિણામે યુવાનોને માતા પિતા પાસે થી જે પ્રેમ અને હૂંફ ની અપેક્ષા હોઈ. નથી અને તેઓ એકલતા અને અસંતોષ નો અનુભવ કરે છે. આ પરિસ્થિતિ યુવા અંજપણ માટે મહત્વ ની સાબિત થઇ છે. બીજું છે. મૂલ્ય સમાજ મા પ્રસ્થાપિત મૂલ્યો વ્યક્તિને વર્તન કરવા માટે માર્ગદર્શન પૂરું કરતા હોઈ છે. સમાજ ના આ મૂલ્યો નબળા પડે અર્થાત એમાં બૌદ્ધિક પરિવર્તન આવે ત્યારે યુવાનો ના માણસ મા મૂલ્ય સંઘર્ષ થઇ છે. મૂલ્યો નો સંઘર્ષ યુવાનો મા અશાંતિ અને અંજપો પૈદા કરે છે. આ અંજપા ની સ્તિથી યુવાનો ને આંદોલન કે બળવો કરવાની પ્રેરણા આપે છે. ત્રીજું છે બદલાયેલા વર્તમાન મા યુવાન ના જીવન મા ખૂબ મોટો બદલાવ આવ્યો છે આજના યુવાનો મા જીવન ના તમામ ક્ષેત્રે ખૂબ ઝડપથી સફળતા મેળવાઈ છે. શિક્ષણ અથાક અને સાથક મેહનત વગર એ ના ancient પ્રકારે માત્ર સફળતા મેલવાની દિશા યુવાન નો હરણપાળ કરી રહ્યો છે. આ જીવન ની અપેક્ષા અને ધારેલી સફળતા નાઈ મળવાનો ડર યુવાનો મા અંજપો પૈદા કરે છે. પછી આવે છે. બે પેઢી વચ્ચે નો અંતર યુવાનો ના માતા પિતા આશરે વિસ વર્ષ થી વધુ નો અંતર હોઈ છે. આ બે દાયિક ના સમયગાળા બે પેઢીયો વચ્ચે અનેક પરિબળો ના પરિણામે પરિસ્સ્થી માં મોટો બદલાવ આવ્યો છે. આ બદલાવ નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદ સર્જવા મા મહત્વ નો ભાગ ભજવે છે. આ બે પેઢી વચ્ચે ના મતભેદો થી કાળા ને સંઘર્ષણ વ્યક્ત કરે છે. સમાજ ના તમામ ક્ષેત્રે મા આ પેઢી અંતર જોવા મળે છે. વડીલો સમજુ અને વિશ્વ્ ની શણતી થી કર્યો કરવા મા મને છે. ત્યારે યુવાનો દરેક બાબત મા ઉતાવળ હોવા ઉપરાંત ક્રાંતિકારી વિચારશક્તિ ધરાવતા હોવાથી તેઓની સંઘર્ષ આ પેઢી અંતર યુવા અંજપા માટે જવાબદાર છે. શિક્ષણિક કારણ યુવાનો પરિવર્તન ના ગ્રાહકો ગણાય છે. વર્તમાન સમય મા યુવાનો શિક્ષણ વ્યવસ્થા મા દૃઢ઼મોશી પરિવર્તન ઈચ્છે છે. વર્તમાન સમય મા શિક્ષણ પદ્ધતિ અભ્યાસ ક્રમ પરીક્ષા પદ્ધતિ વગેરે નો મોટો બદલાવ આવતો નથી. અને એવું હોવાથી યુવાનો હતાશ છે. આજના યુવાનો threegfourg આખી દુનિયા ને મુઠી મા કરી લેતા હોઈ ત્યારે notebook વગેરે દ્વારા શિક્ષણ યુવાનો ના અસંતુષ્ટ પૈદા કરે છે. સમાજ નો વિકાસ નો અધાર શિક્ષણ છે. શિક્ષણ થી વિકાસ ના સાથે શિક્ષિત યુવાનો ને તેમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે રોજગારી મળે. તો ખરેખર વિકાસ ગણાય.

હતાશા અને નિરાશા જન્મે છે. જે એ યુવા અંજામતે દઈ છે. યુવાનોની વિદ્યાર્થી અવસ્થા મા યોગ્ય શૈક્ષણિક માર્ગ દર્શન મળવુ જોવે પરિવર્તન પામતી વિવિધ સમાજ વ્યવસ્થા અને શૈક્ષણિક શિક્ષણ ના વિવિધ અભ્યાસ ક્રમો માથી યુવાન ને તેના રસ અધીરિત અને જરૂરિયાત અનુસાર વિષય અને પ્રવાહી ની પ્રવાહ ની પસંદીગીની મા યોગ્ય માર્ગ દર્શન નઈ મળવાથી.

અને Subscribe કરો જેથીને કોઈપણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો મિત્રો સરું કરીયે સૌપ્રથમતો કોઈ એક browser Open કરી અને E સમાંજ કલ્યાણ એમ નામની Website તમને આયા જોવા મળે છે એ તમારે Search કરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમે જો આ Website ને ગુજરાતી કરવા માગતા હોવ તો આંયથી તમે Select કરી અને કરી શકો છો ત્યાર પછી નીચે Scroll કરાવશો નોંધણી કરવાનો option તમને જોવા મળે છે. એના ઉપર તમારે Click કરવાનું રહેશે એટલે મિત્રો અહીંયા Registration form છે એ Open થઈ જશે સૌપ્રથમતો આધાર card પ્રમાણે તમારે તમારું નામ છે ઈ લખવાનું રહેશે

આ પેજ ઉપર Registration કરી દેશો ત્યાર પછી તમે આમા નામની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર છે ઈ કરી સક્સો નહિ ઘણી બધી આજની તારીખમાં મને comment ટો આવે છે કે sirE સમાજ કલ્યાણના Portal ઉપર નામ કઇ રીતે સુધારવું પરંતુ મિત્રો એનો કોઈ option જ નથી એક વખત જો તમે આમા નામ ખોટું નાખી દેશો ત્યાર પછી એને સુધારવું અશક્ય છે તો હાલ પૂરતું તો આ સુધારોતો નથી. જયારે ભવિષ્યમાં કોઈ સુધારા આવશે તો આપડે એનો પણ Video બનાવશું તો ખાસ તમારે Spelling mistake ન થાય એ પ્રકારે આયા આધાર card પ્રમાણે નામ લખી દેવાનું છે આયા તમારે Select કરવાનું છે

ત્યાર પછી આંયથી તમારે cast છે ઈ Select કરી લેવાની રહેશે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર જે પણ હોય એ તમે આયા લખી શકો છો. આયા તમારો password તમારે જે રાખવો હોય એ તમે રાખી શકો છો

મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલો છે એનાઉપર તમને એક SMS છે Link મળશે જેમાં તમારો User ID નંબર તમને આપવામાં આવશે એ તમારે સાચવીને રાખવાનો છે ભવિષ્ય્માં જ્યારેપણ તમારે કોઈપણ E સમાજ કલ્યાણની યોજનાનો લાભ લેવો હશે ત્યારે મિત્રો એ Registration નંબર અને password ની જરૂર પડશે ત્યાર પછી જ તમે ઍયોજનાનો લાભ તમે લઇ શકશો Online form ભરી સક્સો મિત્રો આપડે all ready આયા આપડે Register કરી લીધું છે તો હૂ આયા આગળ Login થવા જવ છું જેમાં મિત્રો સૌપ્રથમ તો તમારે home page ઉપર ફરી આવી જવાનું છે. તમને જે એસેમેસ માં User ID મળેલો છે એનાખવાનો છે ત્યાર પછી આયા password જે તમે રાખે લો છે એ નાખવાનો છે આયા તમને જે capture જોવા મળે છે એ મિત્રો તમારે આયા આગળ જોઈ જોઈ લખી દેવાના રહશે